નીચે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે બે માણસો હોટેલ ની અંદર જઈ રહ્યા છે હોટલો માં લાઈટો ચાલુ છે ત્યાં એક નાનકડી બેકરી શોપ પણ છે.

એક સ્કિન કલર ની મોટ્ટી દીવાલ બનાવેલી છે અને એક સેક્ટર બારની વચ્ચે એક --

આ એક જીમ નુ ચિત્ર છે.

જીમ માં બે વોકિંગ મશીન પડેલા છે.

લાલ કલર ની મેટ પાથરેલી છે.

અહિયા એક તપેલામાં રગડો પડેલો છે આજુ-બાજુ ડુંગરી પડેલી છે તથા મિક્ષ્ચર પડેલુ છે અહિયા છેને --

આ એક રોડ નો ફોટો છે એક બ્લેક --

રીક્ષા પાર્ક કરેલી છે અહિંયા એક બ્રીજ પણ છે રીક્ષા ની સીટ નો કલર પિંક છે.

આ એક તબેલા નો ફોટો છે અહીંયા--

આ એક જીમ નો ફોટો છે જીમની છત બ્લે --

આ એક છઠપૂજાના તહેવારનું ચિત્ર છે એક ભાઈએ તેમના માથા પર --

અહીંયા એક છોકરી નાચી રઈ છે.

અહીંયા અલગ-અલગ પ્રકારના કાપડો પડેલા છે.

આ એક મેદાનનું ચિત્ર છે અહીંયા અંધારું છે.

કપો ના રંગ અલગ અલગ છે તથા તેની ડિઝાઇન પણ અલગ અલગ છે.

બારનુ બાર એક મહિલાનુ પૂતળુ પડેલુ છે.

અહીંયા ના ખાનામાં યોગા મેટો પડેલી છે તથા તેની બાજુમાં એક સ્કિપર પણ મૂકેલું છે.

કલર ના ફ્લાવર થી સજાવેલું છે તથા વ્હાઇટ કલર ના ફ્લાવર લટકે છે.

ચિત્ર છે અહિયા ફ્રુટોના ભાવ પણ લખેલા છે.

એક મોટું દિલ બનાવેલું છે આ દિલ એક--

આ એક લગ્ન મંડપ નો ફોટો છે.

અહીંયા અંદર પાણીની બોટલ તથા પેટીએમ નું પેટીએમ પણ પડેલું છે.